ખુરસીઓ પણ જોવા મળે છે અને તિજોરી પણ જોવા મળે છે .

અહીંયા રાજ સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ સંસ્થાન પટના--

એવું હોલ્ડિંગ જોવા મળે છે અહીંયા ઘણા બધા લોકો પણ જોવા મળે છે.

આ ચિત્રમાં એક વિશાળ બિલ્ડીંગ --

એ બિલ્ડીંગ ની વચ્ચેનો રસ્તો છે આ.

અહીંયા પીન્ટુ નામ કરીને નામ લખેલુ છે.

દુપટ્ટા સાડીઓ ચાદરો વગેરે વસ્તુ જોવા મળે છે.

આ બાજુ ટેબલ ની પાસે એક ખુરસી પણ મૂકેલી છે.

એક મકાનનું દ્રશ્ય જોવા મળે છે એ મકાન હજી બની રહ્યુ છે.

મહંત શ્રી શિવનારાયણ પૂરીજી ગૌ શાળા.

સામે એક ઘર જેવું દેખાય છે.

અને રસ્તાની આજુબાજુમાં મોટા મોટા જાળો પણ જોવા મલે છે.

ઘણા બધા ઝાડ દેખાય છ--

જોવા મળે છે એ દુકાનનું નામ વે--

જીમ નું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે.

મેટ્રો સ્ટેશન નું પહેલા નંબર નું દરવાજો અહીંયા દેખાય છે ત્યાં લોકોને અવર જવર ચાલુ છે.

નદી ખુબજ શુદ્ધ સ્વચ્છ દેખાઈ રહી છે.

બગીચામાં બેસવા માટે બાંકડા જેવી જગ્યા પણ છે.